હા ભાઈ મજામાં તું બોલ બસ ભાઈ મજામાં આ project પર કામ કરી રહ્યો છું science and technology નો fair છે અમારા college માં તો. તું શું કરી રહ્યો છે આજ કાલ? હા બસ ભાઈ હું પણ એ જ જોતો હતો કે આજકાલ આપણી દુનિયા કેટલી તરક્કી કરી છે science ની field માં તો હું પણ એના બસ અમુક videos અને youtube માં મતલબ બધું search કરતો હતો કે આપના દેશે કેટલી તરક્કી કરી છે. હા યાર એતો છે જ અમારો પણ project આ પર જ છે science and technology સો વર્ષ પહેલા અને અત્યારે, તો અ ચાલ થોડી વાત કરીએ એના પર તો હું એમ કહું છું કે,

હા એ તો છે mobile છે, laptop છે, આજ કાલ તો તને ખબર છે પેલી smart watch બી મતલબ એક આવિષ્કાર થઈ ગયો છે આખી દુનિયા માં કે લોકો આજકાલ હવે smart watch વગર તો રહી જ નથી શકતા અને પણ તેના થી અમુક ખાસિયત બી છે કે આપની heart rate હોય છે, આપની મતલબ કેટલી energy આપણે use કરી તો એ બધું જ આપણને એક ખાલી ઘડિયાળ મારફતે જોઈ શકો છો આપણે mobile પણ ખોલવાની જરૂર હોતી નથી. અને smart watch થી આપણે call પર વાત પણ કરી શકીએ છીએ જો આપણે કઈ કામ કરતા હોઈએ તો હા એ પણ છે અને બીજી વસ્તુ કે આતો બરાબર છે કે mobile laptop પણ આના સિવાય આજકાલ તો મતલબ cars જે છે એ બી driver less થઈ ગઈ છે ખબર છે તને? અરે હા યાર હું એમ વિચારતો હતો કે project એના પર કરું પણ અમે over all કર્યો તે તો બહુજ મોટો આવિષ્કાર છે જેમ કે tesla એટલે driver less car છે અને electronic છે તો એના અનુ સ્થાપક છે જે ઈલોન મસ્ક છે તેમનું મગજ બહુ જ આગળ છે તેમને space વિભાગ અ science નાં nuro science એમાં પણ બહુ પ્રગતિ કરી છે અને તે બહુ મોટું investment કરી રહ્યા છે, કેમ કે આતો એક અચરજ ની વાત છે પેલાં કેવું હતું કે લોકો ને એવું તો હોય જ નહિ મને ખુદ ને પણ નતું કે, Car ચાલશે અને એ પણ driver વગર, અને આજ તો તે possible થઈ ગયું છે અને લોકો જોતા તેમની car માં કે, ખાવાનું ખાતા કે કામ કરતા કરતા કરે છે અને તેમની car તેમની રીતે ચાલી જાય છે. તું શું તારા શું વિચાર છે આ અદભુત technology વિષે? હા મેં એના ઘણા બધા videos જોયાતા એના લેખ પણ વાંચ્યા હતા કે કઈ રીતે એની મતલબ system કામ કરે છે અને મને લાગી રહ્યું છે કે આજકાલ એ ખુબજ વિશ્વ વિખ્યાત trend બની ગયો છે અને તને ખબર છે કે આપની india ની જે મતલબ brand છે tata, mahindra તો એ લોકો પણ આજકાલ આ દિશા માં વિચારી રહ્યા છે અને એ પણ આવા model બનાવી રહ્યા છે. મેં ગઈ વખતે જ છાપા માં વાંચ્યું હતું કે mahindra company એ experiment ચાલુ કરી દીધા છે driver less car બનાવા માટેના અને એના થી પણ એક વિશેષ વાત કે જેદુબઈ city છે તો એની અંદર તો

હા દીપેન ભાઈ મેં વાંચ્યું તો હતું તો એના વિષે એકવાર paper માં કે એ flying car જે આવતા દસ વર્ષ માં નહિ પણ બસ તે ખાલી ત્રણ વર્ષ માં એ possible થઈ જશે તેના experiment એ બધું થઈ ચુક્યું છે હવે તે ખાલી market માં આવાનું બાકી છે અને હજાર લોકો એ તેના માટે pre booking પણ કરાવી દીધું છે કે તે car ચાલતી હોય ને તે air space માં પણ જઈ સકે છે.

હમ એ તો છે અને હું એ પણ વિચારતો હતો કે હું પણ મતલબ કઈક અંશે આમાં મદદ કરી શકું તો સારું કારણ કે મારું આમ પણ હવે graduation તો પૂરું થઈ ગયું છે

આજકાલ જે medical field છે તો એની અંદર પણ ઘણો progress થઈ ગયો છે ખબર છે તને? હા ભાઈ અને તને ખબર છે દુનિયા નું સૌથી મોટું આવિષ્કાર શું છે internet કેમ કે એના વગર તો કઈ પણ possible નથી આમ જોવા જઈએ તો કેમ કે જેમ તું કહે છે તું કેનેડા જઈ રહ્યો છે તો મારે કેનેડા જવું હોય તો પેલા કેવું હતું કે મારે તેની visit કરવી પડે પણ હવે તું મને video call માં પણ બતાવી સકે છે અને માત્ર ને માત્ર internet નાં માધ્યમ ધ્વારા તે internet માં તો બહું જ બહુ જ પ્રગતિ થઈ ચુકી છે અને તેના કારણે તો બહુ આગળ વધી ગઈ છે દુનિયા હા એ તો છે કારણ કે આજકાલ તો કોઈ પણ

તો એનો progress પણ નાં કરી શક્યા હોત આપને લોકો કારણ કે કોઈ બી આપણે વસ્તુ search કરવી હોય, આપણે કોઈ નવી નવા સ્થળે ફરવા જવું હોય, કોઈ વસ્તુ આપણે લાવવી હોય તો એના માટે internet તો એટલું જ જરૂરી છે જેટલું આજકાલ લોકો પોતાના માટે જો જે additional જે ખર્ચો કરતા હોય, કપડા લેતા હોય તો મારા ખ્યાલ થી આ એક ખુબજ જરૂરી ભાગ બની ગયો છે આજકાલ મનુષ્ય નાં જીવન માં

માત્ર ગણતરી નાં second માં જ તેની video તેનું તબાઈ આવી જાય છે અને લોકો મદદ કરવા પહોચી પણ જાય છે કલાકો માં તો આતો બહુ જ ફાયદા કારક વસ્તુ છે science and technology ની દુનિયા માં હા એ તો છે તે વાત કરી એ સાચી છે કે જ્યારે તરકી માં મતલબ ભૂકંપ આવ્યો તો ત્યારે આપની government એ તત્કાલ માં જ ત્યાં મદદ મોકલી હતી ગણતરી નાં second માં ત્યારે તેમને ખ્યાલ આવ્યો ત્યાં લોકો ને મદદ ની જરૂર છે તો અહિયાં થી ઘણા બધા મતલબ air force નાં વિમાન, helicopter ત્યાં મદદ એ પહોચી ગયા હતા આપના દેશ નાં જ નહિ પરંતુ બીજા ઘણા બધા દેશ નાં leader એ ત્યાં મદદ પહોચાડી હતી. તો આ એક ખુબજ સારી વાત કહેવાય આપના માટે અને કોઈ બી આપને કામ કરવું હોય જેમ કે meeting હોય international meeting હોય આપને કોઈ બીજા આપના relatives જોડે વાત કરવી હોય કે જે ખુબજ આપણા થી દુર રહેતા હોય તો આપણે એમની સાથે video call માં વાત કરી શકીએ છીએ જેમ કે, આપના પાસે ઘણી બધી application છે skype, meet, zoom તો મને લાગે છે કે આ એક અદભુત આવિષ્કાર છે.

અંતરીક્ષ ની મુલાકાત લઈ શકે છે, space માં જઈ શકે છે, પૃથ્વી ને જોઈ શકે છે એના સાથે સાથે education ક્ષેત્ર ની વાત કરીએ તો પહેલા classroom માં જ જવું પડતું પણ કોરોના time માં આપને જોયું કે સામાન્ય માં સામાન્ય માણસ પણ કોઈ પણ વિષય નુ જ્ઞાન મેળવી શકે છે તેના ઘરે બેઠે અને એના સાથે સાથે પેલા job કરવા office પર જવું પડતું હતું પણ હવે કેટલીક software company અને મોટા ભાગ ની company work from home નું જ કામ આપે છે અને ઘરે બેઠા બેઠા કામ કરતા કરતા પણ માણસ આ બધું કામ કરી શકે છે તો thanks to the technology કે આટલી આગળ આવી અને લોકો ને આટલા આગળ કર્યા. હા એ તો છે ને આજકાલ નાં જે class room છે એ બી ખુબજ smart થઈ ગયા છે જ્યારે આપને ભણતા હતા ત્યારે આવું કશું જ નતું એ મતલબ કે teachers આવે White board પર આપણને ભણાવતા પણ જ્યારે હું મારા નાના ભાઈ ને મુકવા ગયો તો school માં તો ત્યાં મેં જોયું કે ત્યાં એક essence કરી ને એક technology છે જે મતલબ લોકો મતલબ જે student છે

કે જેર્થી student ને બી સારી રીતે જ્ઞાન આવી જાય લોકો ને રટવાની જરૂર ના પડે ને આગળ જતા એમને future માં બી ખુબજ મદદ રૂપ થઈ શકે છે. હા ભાઈ એ તો વાત તારી સાચી જ છે અને કેટલાક alternative પણ શોધાવી ચુક્યા છે કેમ કે pollution control માટે પણ પગલાં લેવાય રહ્યા છે technology ની મદદ થી, અમુક figure print censer હોય છે કે અ જેમ કે, ક્યાય કોઈ crime spot થાય છે તો finger print અથવા તો કોઈ પણ નાના માં નાની વસ્તુ જેમ કે એક વાળ પણ મળી જાય ને તો criminal ની તપાસ થઈ શકે છે એના પર થી એક DNA માધ્યમ થી

આવી રીતે મતલબ ગુનેગારો ની મતલબ search કરતાં હોય છે. અને મેં એ પણ જોયું કે આજકાલ ની જે movies અને જે મતલબ series જે આવે છે તે પહેલા કરતા ખુબજ advance થઈ ગયું છે તને નથી લાગતું? હા ભાઈ જે એક વિજય આવે છે તેમાંથી અ alien ને બતાવી શકે છે જેમ કે અવતાર movie છે તે આખી visualise movie છે તેમાં બધું visualization થી થયું છે તો કોઈ માણસ કલ્પના પણ ના કરી શકે અને તે CD થી કે લોકો ને એવો અહેસાસ થાય છે કે તે પોતે movie માં છે ખાલી sun glasses પહેરવા થી તો મને લાગે છે કે આતો બહુ અદ્ભુત technology છે અને એના સાથે સાથે પણ આમ જોવા જઈએ ને તો અ

અને અ જેમ કે કોઈ એવા સંશાધન શોધાએ ચુક્યા છે જેમ કે nearly વિષે વાત કરીએ એલન મસક ની તો તમારા brain માં તે એક chip કરશે અને તેના ધ્વારા તમે તમારા વિચારો ને control કરી શકશો અને medical ક્ષેત્રે પણ જેમ કે cancer સામે લડવા પણ દવાઓ શોધાઈ ચુકી છે અને શોધાઈ રહી છે. હા એ તો છે મેં એક report માં વાંચ્યું હતું કે આં આજ કાલ third અને fourth stage નું કેન્સર આવે છે તો એનો બી અમુક હદે નિકાલ કરી સકાય છે તો મતલબ કે આ ખુબજ મહત્વ ની વાત કહેવાય તને ખબર છે કે આખી દુનિયા માં એક લાખ માંથી એક હજાર લોકો નું મોત થાય છે કેન્સર ના લીધે તો મને લાગે છે કે એ લોકો ની આપણે જીવન બચાવી શકીએ કાતો પછી લંબાવી શકીએ છીએ એ બી આ ખાલી nano robot ના લીધે તો મને લાગે છે કે science and technology ફક્ત આપણા મનુષ્ય માટે નહિ પરંતુ પ્રાણીઓં માટે, આપના environment માટે

અ દરેક ક્ષેત્રે પ્રગતિ technology માં થઈ રહી છે પણ સાથે સાથે મને એવું લાગે છે તેને alternative use પણ શોધવા જોઈએ કે જે પ્રદુષણ થી બચાવે, environment નું રક્ષણ કરે

તેમાં ફેરફાર કરવા માં આવે છે તેમાં protein ની માત્રા વધારવા માં આવે છે, આ બધું પણ બહુ સારું છે તે ઓછી સંખ્યા માં વધારે પડતું કામ લેવરાવી રહ્યું છે. હા એ તો છે અને મેં એ પણ જોયું હતું કે આપણે જે મતલબ સેન્ય દળ છે તો એની અંદર પણ નવા નવા weapons માનો કે nuclear bomb કોઈ બી મતલબ કેવાય ને કે technology કે જેની મદદ થી આપણે પોતા ના Enemy ઉપર નજર રાખી શકીએ ધારો કે હું વાત કરું તો satellite view તો પહેલા ના સમય માં આ બધું કશું જ ન હતું જેમ જેમ હવે દિવસો જાય છે એમ એમ નવું ને નવું કઈક ને કઈક આવતું જ રહે છે. તો મારા ખ્યાલ થી એ પણ એક આપણા માટે વિશેષ સિદ્ધિ કેવાય આપણા દેશ માટે કે જેની મદદ થી આપણે બીજા આપણા ક્ષત્રુઓ પર આપણે ધ્યાન રાખી શકીએ.

તેમના પર watch રાખી શકાય છે ને તેની સાથે સાથે મિસાઈલ technology માં પણ બહુ જ પ્રગતિ થઈ ચુકી છે કે એક button દબાવાથી મિસાઈલ પાંચ સાત kilometer દુર રાખેલા target પર પોતાનું સફળતા પૂર્વક કામ કરી શકે છે તારું શું કેવું છે? હા એ તો છે પણ એના સાથે સાથે કેટલીક મુશ્કેલીઓ પણ આવે છે કારણ કે જો કોઈ પણ એક દેશ આવો nuclear war ચાલુ કરે તો પછી આખા વિશ્વ માં એ ફેલાવી શકે છે અને જેની સીધી અસર આપણા મનુષ્ય ના જીવન ઉપર તેમજ પ્રાણીઓં ના જીવન ઉપર થઈ શકે છે. એ તો વાત સાચી જ છે જેમ કે રશિયા ને યક્રેન નું યુદ્ધ થયું ને તો લાખો લોકો મરી ગયા તેમના તબાહી સર્જાઈ ગઈ બહુ જ તારાજી સર્જાઈ ગઈ આ Weapons જે છે technology ના તેના જો ખરાબ usage થાય તો બહુ ખરાબ પરિણામો આવી શકે છે જેમ કે robot technology છે